આ ચિત્રમાં જે રેસ્ટોરન્ટ બતાવેલી છે તેમા --

એક બારીમાં ત્રણ ગ્લાસ છે ને બીજી બારીમાં બે ગ્લાસ છે.

આ ઈમેજ માં એક એન્ટ્રન્સ ગેટ છે એ ગેટ ની ઉપર યેલ્લો એન્ડ વાઈટ ફ્લાવર નું તોરણ છે એના ઉપર રેડ એ--

એની ઉપર લાઇટ છે પાછળની બાજુ એક યેલો દીવાલ છે ત્યાં બેનર છ--

રિસોર્ટ ની બારનો ફોટો છે તેની આગળ એક રીક્ષા જય રહી છે.

ટપ કરેલું છે ત્યાં બે કોમ્પ્યુટર પડ્યા છે તેની સામેની દીવાલમાં ત્રણ ભગવાનના ફોટા છે જેના ઉપર ફ્લાવર --

અહીં આગળ યેલ અહ ગ્રીન કલર નું પડદો લગાયેલો છે પાછળ બિલ્ડીંગ --

આ ઇમેજ એક રોડ ની છે રોડ મા પાણી ભરાયેલું છે ત્યાં પાંચ થી છ અલગ અલગ રિક્ષાઓ જઇ રહી છે એની પાછળ ડ્રી--

એક બસ છે ન સાયકલ રીક્ષા જઈ રહી છે આજુબાજુ નાનીમોટી શોપ છે લોકો ચાલતા જઈ રયા છે.

આ ઈમેજ માં પાછળની સાઈડ એક ફ્લેટ છે એની આગળની સાઈડ એસ_બી_આઈ ની બે--